તેની બાજુમાં એક ગાડી ઉભેલી દેખાય છે જે પતરા નીચે ઉભી છે તથા એક બારે લીમડાનો ઝાડ પણ છે.

છોકરીઓના કપડાંઓના ફ્રોક્સ અને ડ્રેસ લટકેલા છે તથા તેની બાજુમાં છોકરાઓના કપડાં છે.

કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે જેમાં એક પ્લેટ ભરેલી તૈયાર છે અને બીજી એના ઉપર ભરવાનું ચાલુ થઈ રહ્યું છે.

મોટા મોટા પથરાઓ છે તથા નીચે લાલ કલર ના ટી શર્ટ પહેરેલો એક વ્યક્તિ ઊભો છે.

ઉપર શર્ટ તરીકે જેકેટ છે અને એમાં આંખોમાં બે ફૂલ લાગેલા છે.

એ કોઈ એક સ્કૂલ ના મેદાનનું છે જેમાં ઘણા બધા છોકરાઓ દેખાઈ રહ્યા છે.

દેખાય છે કે ઘર બે માળનું છે જેમાં ઘરની સામેની સાઈડે પ્લાસ્ટર થઈ ગયેલું છે તથા તેને બીજી સાઈડે પ્લાસ્ટર કરવાનું બાકી છે.

તેને સફેદ કલર નું હેલ્મેટ તથા પોપટી કલર ની સેફટી જેકેટ પહેરેલી છે.

વરસાદનું વાતાવરણ છે તેથી પાંદડાઓ અને ઝાડવાઓ લીલાછમ દેખાય છે.